કોમિક ધાતુ સાહિત્ય ની શેલ્લીઓ છે. જે એક મનોરંજન વર્ણન ને અભિવ્યક્ત કરવા માટે સામે ની રીતે એક શખ્સ સાથે સ્રેઝન ની રેખા, graphics નો ઉપયોગ કરે છે ગણા સમયે comic માં કાલ્પનિક તત્વો હોય છે. અને તે company દ્વારા બનાવવામાં આવી છે તે મનોરંજન ના ઉદ્યોગ નો ભાગ છે અન્ય લોકો પાસે અનન્ય લેખકો છે જેઓ અને લોકો છે. એ સમસ્યાઓ નો સામનો કરે છે તે વિશે વધુ વ્યક્તિગત દક્ષણિક, દ્રિષ્ટીકોણ પ્રદાન કરે છે. superman જેવા superhero વિશેની comic પ્રસ્થાન પ્રકાર ની હોય છે બીજા પ્રકાર માં ઉદાહરણ માં સૂંઢ ના, પચાસ વરસથી વધુ સમય ના વ્યક્તિગત કાર્ય ના સમાવેશ થાય છે જેમને પીટ ના નામે ની લોકપ્રિય comic નું નિર્માણ કરવું હતું જે બાળપત્ર નો, કલાકારો વચ્ચે નો સંબંધ વિશ્વે છે અને micheal, unique જેવો નિર્માણ કરી મનોરંજન કરે છે. તરંગી કાર્ટૂન જે સામાજિક ટીકા ને પણ અસમાન કરે છે આપણને મન્ગા કરી દઈ પચ્છીમ ની અભિગમ થી અલગ છે કારણકે તે, તમામ વાય ના વાંચકો માટે શિલ્યા ઓની વિચારશેની ને સમાવે છે. ચહેરા પર માત્ર સ્વેત ના હોવાથી માંડીને સામાજિક જાગૃતિ, વધારે વર્ગે થી cancel કરવામાં આવતી વ્યક્તિ ને નૈતિક લાક્ષણિકતાઓ ને પ્રંકર્ષિત કરવા માટે ના હેતુઓમાંથી એક પ્રકાર ના graphics મનોરંજન નો ઉપયોગ કરે છે. પ્રેક્ષકો સમક્ષ સજીવ પ્રદતન અને મનોરંજન નું મુખ્ય સ્વરૂપ છે. ખાસ કરીને audio અને video, recording ના શોધ પેલા પ્રદર્શન theatre અંગે નાટક, સહિત વિવિદ સ્વરૂપ લે છે સોલ મી અને સત્તર મી સદીમાં યુરોપ માં સહી દરબાર માં marks રજૂ કર્યા હતા. જે ન્રીત્ય સહિત વિવિદ સ્વરૂપ લે છે. ગાયક અને અભિનય સાથે સંકળાયેલા જટિલ theatre મનોરંજન હતા. opera એક એવી માંગણીવાળી પ્રદર્શન શૈલી છે. જે લોકપ્રિય રહે છે. ત્રણેય સ્વરૂપ માં સમાવેશ છે. ઉચ્છતાર સંગીત ના નાટકીય કૌશલ્ય સહયોગ અને માર્ગને જેમની ઉત્પાદન ની કશાળતા માં ભાગ કરે છે, પ્રેક્ષકો સામાન્ય રીતે તાળીઓના ગડગડાટ સાથે મનોરંજન નું પ્રદર્શન તેમની પ્રશંસા દર્શાવેછે. જોકે બધા કલાકારો તેમના પ્રેક્ષકોનું ધ્યાન જાણવામાં નિષ્ફળ થવાનો જોખમ, ચલાવે છે અને આ મનોરંજન કરવામાં નિષ્ફળ જાય છે. અમ પ્પ્રેક્ષકોનું અસંતોષ ગનિવાર નિર્દયક અને પ્રાણલાય રીતે સિદ્દ્ક હોય છે. ઉહ વાર્તા કેહવા એ પ્રાચીન સ્વરૂપ છે જેને લગભગ અહીંયા તમામ સ્વરૂપોને પ્રભાવિત કર્યા છે. તે માત્ર મનોરંજન જ નથી તે માનવ સંકલ્પ ને વિવિદ ભસગ દ્વારા પણ વિચારે છે. આથી વાર્તાઓનું નામે વાર્તાઓના પ્રેક્ષકમાંથી સીધી પહોંચાડવામાં આવી છે.

ગતક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વાર્તાઓના ચિત્ર દ્વારા ઉલ્લં કરવામાં આવે છે. ગણી વખત ખુબજ ઉચ્ચ કલાકારો સુધી કરવામાં આવે છે ઉદઘારણ તરીકે પ્રકાશિત હસતો પોષતો, પણ જાપાન ની વાત ઓ જેવી પ્રાચીન વાર્તાઓ જેવી હોય તેવા લોકો મનોરંજન કરાવી શકે છે. એક સામાન્ય રીત છે તમે પસાર કરવા અને પ્રવાસીઓ ના પ્રેક્ષકોના મનોરંજન માટે વાર્તા ઓનું ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે.

વેસ્ટમાં કર્યો હતો જેમકે એ મુસાફરી હવે ખુબ ઝડપ થી પુરી થઇ શકે છે. તેમ છતાં car અને aeroplane માં મુસાફરી કરતા મુસાફરોને વાર્તાઓનો મૌખિત રીતે, કહેવામાં આવે છે અથવા અમુક પ્રકારની તકનીક દ્વારા પહોંચાડવામાં આવે છે. ભલે આવે મનોરંજન માટે વાર્તાઓની શક્તિ સૌથી પ્રસિદ્ધ માટેની એકમાં સ્પષ્ટ થાયછે. સહેરજદે, પછીની વાર્તામાં કહેવામાં પરમ્પરામાંની એક વાર્તા છે. જે એક મહિલા એ વાર્તા કહીને પોતાનો જીવ બચાવે છે. મનોરંજન ના વિવિધ પ્રકારઓ વચ્ચેના જોડાણો એ રીતે બતાવામાં આવે છે. આ પ્રકારની વારતા નો સંગીત ફીલ અથવા રમતો જેવા અન્ય માધ્યોમી ફરી થી કહેવાની પ્રેરણા આપે છે. ઉદાહરણ તરીકે સંગીતકરો રેલ્વેને, resume સાહિદજાડેને વાર્તાઓ પ્રેરિત થાયછે અને તે ઓક્સટેક્સ વર્સ ધરાવે છે. નિર્લજ્જ પાસો અનુકૂળ કરેછે અને વાર્તાઓ પર આધારિત,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 ઓસ્ટ્રેક અથવા સામાન્દ્ય પરમ્પરા પાંચ અથવા જોડી સોર સાથે હોય છે. તમામ શક્તિઓ માંથી માટે મહાકાવ્ય કથાઓ કવિતાઓ ગાથાઓ અને લગભગ એવી આકર્ષતા, વાર્તાઓ કહે છે તે મનોરંજન ના તમામ સ્વરૂપોમાં અસંખ્ય અન્ય વાર્તાઓ પ્રેરણાઓ આપીછે. ઉદાહરણોમાં હિન્દૂ રામાયણ અને મહાભારત નો સમાવેશ થાયછે. હોમર ની પોલિસી અને પ્રથમ અરેબિક નવલકથા યાગધં,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 અથવા hands, circulation ની અંદરસોં દવારા બરબાદ થઇ રહ્યા છે. મૂળરૂપે ઓગણીસમી સદીની શરૂઆતમાં પ્રથમ સિદ્ધ થયેલા લોકવાર્તાઓમાં આ સોંદરા આધુનિક લોકપ્રિય સંસ્કૃતિને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે. જેના પછી તે મનોરંજન ના નવા સ્વરૂપ બનાવવા માટે,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 અમે કર્યો હતો કેટલી સૌથી શક્તિશાળી અને ડીલપકાલીન વાર્તાઓ પાયાની વાર્તાઓ છે. જેની મૂળ અથવા સર્જન પ્રોનાનીક કથાઓ પણ કહેવાય છે જેમકે પોષતુલ્ય આદિવાસીની ટીમ દાયક પ્રોનાનીક કથાઓ,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

મોહનદાસ કલમચંદ ગાંધી મહાત્મા તરીકે જાણીતા છે તેઓ અત્યંત પ્રતિભા સંપન્ન નેતા હતા તેમને અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી તેમની અહિંસક ચળવળની ફિર સુખી એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શાંતિપૂર્ણ ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો એમના શબ્દોમાં આ ચળવળ એક સત્યાગ્રહ હતો અને આખરે તેમને સફળતા મેળવી અને સાબિતી કરી બતાવ્યું. ભારતના સ્વતંત્ર સંગ્રામમાં મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકે તેમનું નામ મેળવ્યું હતું. તેમની british રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળમાં દુનિયાના નકશા પર મૂકી તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તન

તેના ઉપયોગ દ્વારા એમને british રાજ્યની હકાલ પટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું આમાંથી પ્રેરણા લઈ ઘણા પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે british ઓ સામે લડાઈ આદરી અને ક્રમશ british સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમને પોતાના દેશ britain અને scotland સુધી સીમિત થઈ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે પગ ભારત પર british શાસનની પર જેના રાજ્યનો સુરજ કદી આથમતું ન હતો તેવી બ્રિટિશ સલ્તનત ખુદ આથમી ગઈ અને

આવી રીતે મોહનદાસ કરમચંદ ગાંધી નો જન્મ પોરબંદર ગુજરાત ભારતમાં એક હિંદુ પરિવારમાં વૈષ્ણવ વસેક પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ વ્યવસાય ગાંધી કરિયાણાનો ધંધો કરતા હતા પરંતુ તેમની પહેલાની ત્રણ પેઢીમાં કોઈએ ગાંધીનો વ્યવસાય કરેલો નહીં અને તેઓ કોઈક ને કોઈક રજવાડાના દિવાન પડે રહેલા મોહનદાસ ગાંધીના પિતા કર્મચંદ ગાંધી પર પોરબંદર સ્ટેટના દિવાન હતા. આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દિવાન રહ્યા હતા વૈષ્ણવ પરંપરા મુજબ ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું હિન્દુઓમાં પ્રચલિત બાળ વીવાને પ્રથાને પણ મોહનદાસ ના લગ્ન ફક્ત તેર વર્ષની વયે કસ્તુરબા સાથે થયા હતા મોહનદાસ ગાંધીને ચાર પુત્ર હતા સૌથી મોટો પુત્ર હરીલાલ ત્યારબાદ મણીલાલ ત્યારબાદ રામદાસ અને સૌથી નાનો પુત્ર દેવદાસ તરુણ અવસ્થા સુધી ગાંધી એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા. શરૂઆતનો અભ્યાસ તેમણે પોરબંદર અને પછી રાજકોટમાં કર્યો હતો metriculation ની પરીક્ષા માંદ માંડ પાસ કર્યા હતા. અને પછી university of બોમ્બે સાથે સંલગ્ન શામળદાસ college માં ઉચ્ચ અભ્યાસ અર્થે તેમને પ્રવેશ લીધો જોકે ત્યાં તેઓ જાજુ ટક્યા નહીં. તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઉચ્ચ પદ પર નોકરી કરતા હતા કુટુંબનો આવો મોભો જાળવવા તેઓ berister બન્યા. ત્યાં તેમના કુટુંબોની ઈચ્છા હતી એમણે England માં અભ્યાસ કરવાની તક મળી વળી પાછી ભારતમાં અંગ્રેજોની હુકુમોના કારણે બંધાયેલી તેમની માન્યતા મુજબ સમૂહ લગ્નમાં તો England વિચારકો અને કવિઓની ભૂમિ હતી તેમજ નજીકનું કેન્દ્ર પણ England જ રહ્યું આથી તેમણે England જવા આતક ઝડપી લીધી.

આત્મવિશ્વાસ વિહીન અને જરૂર કરતાં વધુ નમ્ર અને રાજનીતિથી પ્રેરિત હતા જોકે અંદરથી આ બધી નબળાઈ ભવિષ્યમાં દુર કરવાની હતી. દક્ષિણ Africa માં તેમનું જીવન સદંતર બદલાઈ જવાનું હતું દક્ષિણ Africa માં બીજા વિદ્યાર્થીઓની જેમ એમણે પણ ઘોડાઓના તિરસ્કાર દમન અને જુલ્મનો ભોગ બનવું પડ્યું જે ભારતમાં ભાવે સ્વાતંત્ર મંડળ કરવાનું હતું. તે જ દિવસ પોરબંદરના ન્યાયાલયમાં એક ન્યાયાધીશ એ તેમણે ન્યાયાલયમાં તેમની પાઘડી ઉતારવા કહ્યું ગાંધીજીએ પાઘડી ઉતારવા સાપ ના પાડી દીધી અને ન્યાયાલયની બહાર ન્યાયાલય ની બહાર નીકળી ગયા. આ બનાવ પછી એકવાર ગાંધીજી railway માં પ્રથમ વર્ગ first class વિક્ટોરિયા જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે first class ની ticket હોવા છતાં એ ઘોરાય તેમણે first class માંથી ઉતરી third class ના ડબ્બામાં બેસવા કહ્યું ગાંધીજીએ જ્યારે વિરોધ કર્યો ત્યારે મીટર berister વર્ગ station એ તેમણે ગાડીમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા બાકીની મુસાફરી હવે ગાંધીજીએ stag coch નોકરી ધંધા માટે નિયમિત આવજો કરતા તે યાત્રીઓની સુવિધા માટે ટૂંકા અંતરની ગાડી માં કરવી પડી અહીં પણ ગાંધીજીની ફરજ પાડવામાં આવી કે તેઓ પગથિયા પર ઊભા રહી એક european ને ડભામાં ઊભા રહે રહેવા દે ગાંધીજીએ જ્યારે ના પાડી ત્યારે તેમને મારવામાં આવ્યા એની કિંમત અંગ્રેજોને ખૂબ મોંઘી પડી આ પ્રસંગ સિવાય પણ તેમની આ મુસાફરો મુસાફરી દરમિયાન

બધું જ સહન કરી શકે તેવા સ્વભાવના નતા તૂટોડિયાનો તેમના વસવાટ દરમિયાન તેમને જાત પાત ધર્મ શ્યામ રંગ કારણે દક્ષિણ africa માં ભારતીયો પર થતા અત્યાચારનો સ્પર્શી અભ્યાસ કર્યો. ગાંધીજી કરાર કરાર પૂરો થતાં તેમણે ભારત આવવાની તૈયારી કરવા માંડી પરંતુ તેમના ધર્મન વિજય સમારંભ દરમિયાન તેમણે છાપામાં વાંચ્યું કે નેતાલની વિધાનસભા દ્વારા એક ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં ભારતની મૂળના નાગરિકોને મતાધિકાર રદ કરવાની દરખાસ્ત હતી જ્યારે તેમણે

રોકાવાનું નક્કી કર્યું અને માદરે વતન પાછા ફરવાનું મુલતવી રાખ્યું આમ ગાંધીજી અજાણતા પણ ભવિષ્યની તેમની વતન પરિસ્થિતિની લડતના પાયા નાંખી દીધા એમ કહું કે તેમણે ભવિષ્યના સત્યાગ્રહ માટેની nt practice ની શરૂઆત કરી તેમણે સૌપ્રથમ તો નાતાલ વિધાનસભાના તેમજ british સરકારને આ ખરડો રોકવા માટે pidition કરી તેઓ ખરડો પસાર થતો તો ન રોકી શક્યા પણ ભારતીયોને થતા અન્યાય તરફ ત્યાંની પ્રજા અને ભારત સરકારનું ધ્યાન ખેંચવામાં તેની ઝુંબેશ ખૂબ સફળ રહી હવે ભારતીયો માટે ગાંધી hero બની ગયા અને તેમના ઠેકેદારોએ તેમને દક્ષિણ africa માં રોકાઈને ભારતીય ને થતા અન્યાય વિરુદ્ધ લડતનું સુકાન સંભાળવાનું ખૂબ આગ્રહ કર્યો ભારતીય યોની પ્રેમપૂર્વક જીત સામે ગાંધીજીએ ઝુકવું પડ્યું અને તેઓ ડરબાનમાં રોકાઈ ગયા સૌપ્રથમ તો તેમણે નાતાલ ભારતીય કોંગ્રેસની સ્થાપના કરી અને તેમના સ્થાપક મંત્રી બન્યા. આ સંસ્થાના માધ્યમથી તેમણે જુદા જુદા તબક્કામાં વહેંચાયેલા party ઓને એક કર્યા ભારતીય પણ દક્ષિણ આફ્રિકામાં british રાજ અને ગોરાઓ દ્વારા થતા અન્ય તેમજ અને માયાવતન બાબતે પુરાવા સહિત congres સખત શબ્દોમાં નિવેદન આપી ગોળાઓને આરોપીના પાંજરામાં ઊભા કરી દીધા. સરકારી સ્થાનનો અને પ્રચાર માધ્યમમાં અનેક સ્થાને બેઠેલા ભારતીય આ નિવેદનને જનતા સુધી પહોંચાડવામાં લોકોની અનોખી તાકાત બની ગયા.

બોરિયા બિસ્તરા ઓ બાંધો અને નીકળી રખડપટ્ટી કરવા લદાખની. હ~હ camera ભૂલતા નહિ photographi માટે આ દુનિયાની ઉત્તમ જગ્યાઓ માંથી એક છે લદ્દાખ. લદ્દાખ જવાના ત્રણ રસ્તા છે. સડકમાર્ગ, હવાઇમાર્ગ, અને હમણાં નહિ કાવ હું

બાકી બીજી સી ઈ બીજી પાંચ દિવસ ના હવાયમાર્ગ વળી સફર માં તમે ઘણું ગુમાવ છો. કારણ શ્રીનગર લડાખ જવાનો રસ્તો એ છે એ તો સ્વર્ગીય અનુભવ અને એજ ત્રીજો માળો મારીને સ્વર્ગ જવું વધુ પૂર્વક ભૂમિકા ન બાંધતા સારું કરીયે સફર ગુજરાતથી પહેલો મુકામ જમું. જમ્મુમાં તમ ને વાતાવરણની જ તાજગી નો અનુભવ તો થાય જ પણ સાથે આપડી સેનાઓ ના મત તજોઈએ ગર્વ અનુભવાય જમ્મુ માં આ પણ ફરવાની થોડી જગ્યાઓ છે ફરી ક્યારેક જમ્મુ થી બહાર નીકળતા જ વાતાવરણ બદલાય જાય છે. હવાની લહે~લહેર~લહેરકીઓ ની શીતળતા અને કુદરતી સૌંદર્ય નાય લૌટ માંડલતાનો મીઠો નશો છવાય જાય જમ્મુ થી શ્રીનગર સુધીની સફર ખુબ લાંબી પણ બિલકુલ કાંટાળા જંક નથી દરેક વળાંક ઉપર કુદરતે તમારા માટે કંઈક કૌશલ્યલઈને મળે ક્યારેક~કયારેક તો એવું લાગે છે કે જમીન તરફ જોવ કે ડાબી તરફ તરફ જોવ કે ડાબી તરફ એ વખતે મારા મન માંથી એક માંગણી નીકળીગઇ એ~એ technology સવોચ્ચ શિખરે બિરાજ મન કરવો કરતા હર્તાઓ કૈક એવી શોધ કરો કે અખાની પાલક જબ કાવતા photo પડી જાય એક તરફ લીલાછમ ડુંગરો ની વચ્ચે કયાંક દોરો દેખાય જતા હિમછીદ બીજીશિખરો અથવા બીજી પરોતો શિખરો નીચે શુધી દેખાતી હરિયાળી માનવ સંજીત વી~વી~વિસ્મયોનો જવાહર કનલ ને જેનદ નદી ઉપરનો ડગોહ ડગલીવાર ડેમ રસ્તા માંથી પહાડોમાં થી ધીમે~ધીમે વહેતુ કુદરતી Mineral water ભરી દીધું શ્રીનગર આવતા પાહકલા અમુકજના~અમુકજના ખંડેરો દેખાય પણ સમય મર્યાદાને કારણે ઉતરતુંસ્કાય ન બન્યું જેસરના બગયાઓ નું વાનું ટેમ્પોટ પણ આવ્યું પરંતુ હજુ ફૂલો હજુ પરંતુ હજુ ફૂલ ખીલવાની ઋતુ ન હતી શ્રીનગર અમારા માટે ફક્ત અ~અ રસ્તા રાત વાસુ હતું. પરંતુ શ્રીનગરમાં પગ મુક્ત જ લાગણી ઉછાળી ગઈ ઉછાળી આવી જલમ ના કિનારે આ લાગેલી house boat દાલ ~દાલેટ લાલચોક અને લૂમેઝુલતા ગુલાબ જાણે સ્વ~સ્વપ્ન લોકમાં પહોંચે ગયા હોઈએ જેદિવસે વહેલી સવારે નીકળીપડયા લડાખ માં highway રસ્તામાં ભવ્ય ઝાડ ઝાડ વગ બાજુ જોયું અને વિશાળ univariety of kashmirપણ નાબી સુંદર અદભુત અને આ નિકરી~નીકળીજાયતો શ્રીનગર છોડી આગળ વધ્યા શ્રીનગર રાખડી પટ્ટી કરી કાયરેકજ ચોક્સ કરીશહું. ગામછોડતા જ પહો પહાડી ડોળાઓસરું થઈગયા સીલીયેસિલસિલાતી લ્યે mission કાશ્મીર સુધીની બધીજ film કા~કાગર્ષય થઈગઈ. તેથી તેની મંત્ર મુગ્ધ માંથી બહાર વાવ્યું તે પહેલા મીઠું કડ~કડ તું સંગીત ગુંજી ઉઠીયુહિમાચલ માંથી નિકાલ તા ઝરણાઓ સોરણનદી બની ગઈ મને લલચાવી રહ્યા હતા. અમારી ટ્રે અમારી જીગરના driver ને પૂછ્યું આ નદીમાં પગ બોળવા મળે અને તેણે એક સરસ જગ્યાએ ગાડી રોકી નદીને કિનારે પથ્થરોથી વાયર વાળી કાળબાંધવામાં આવેલી અને એટલે નાનકડુ કેટિંગ કરી નદી પાસે ગયા હિમાચલ ના શીતળ નિર્મલ જળ ની ઝલક મોઢા ઉપર મારી તે અનુભવ થયો છે તે શબ્દ નું વણવા શક્ય જ નથી. ત્યાંથી નીકળવાનું મન તો ન હતું પણ આગળ જવાને ઉત્સુકતા પણ એટલીજ હતી. તેના નદીના ફિરે~ફિરે આગળવધતા દુરો અંત~અન્તમાર્ગો માટેનો basecamp દેખાયો driver દૂરથી અંનતા~અંત નાદના શિખરવાળી પહાડી પણ બતાવી પછી પાંચ કિલોમીટર ઉમેરો કર્તા રહિયા. બરફ નીવચ્ચે થી નીકળ્યા અને ચાલુ ગાડીયે બરફને અડતા ગયા. ત્યાર બાદ અમારા driver એ અમને બરફ માં અમને રામ વાનું મેદાન આપીદીધું. બાળકો બની બરફ ના ગોળા બનાવી એક બીજા ઉપર ફેંક્યા. બરફનું સામ્રાજ્ય ઉડવા લાવી મિલી military camp ના આવા એક દરશ્ય પહેલીવા film સિવાય જોયા રસ્તામાં bike સવારો પણ માળીયા તેજ જે સાહસિકો અમદાવાદ, બરોડા લડાખ સુઘી bike પુકરોનીકળીપડેલા માથામાં હેલ્મેટ ઉપર camera ની શુટિંગ કરતા એકવીરોનેજોયે કરવાનું જોરમાં વધીગયુ. શ્રીનગર લેખના સૌથી ઉંચો point પોટ~પોતું લાવ્યો. તે point ઉપર ઉભા રહી પહાડી સૌંદર્ય માણવાનું હજુતો સારું કર્યું ઉતરીને photo પાડવાના સારું કાર્યા ત્યાં ઝીણો વરસાદ સારું થયો. ફટાફટ અ ગોઠવાયગયા car માં આગળ વધ્યા ત્યાંતો ચેત્રકારોની ચિત્રનગરીમાં પહોંચી ગયા. નજીક પર્વતો થોડા બર્ફીલા થોડી દુરીવાળા લીલા

નીલામ્બર કાયતો રુવાડા ધેટા જેવા સુવાળાવાદળ તેની સુંવાળો પાર અ રીતસર આખોમાં અનુભવાય ચોટીલાથી અગાળ વધતા આખો નીચે ઉપર તો અ સર

પહાડો વચ્ચે દેખાતો તે મઢ એક સુંદર જાદુ નગરી સમાન લાગ તો હતો. મારા કાર્યકમાં ત્યાં જવાનો સમય નહતો એ સોસ થયો હતો ત્યાંતો આગળ અલોકિક પહાડ moon land જોયે બાધૂ ~ધૂ અ વિસરાય ગયું સુનામી જેમ ચમકતા પહાડો પૃથ્વીની બહાર હોવા નો અનુભવ કરવા કરાવા લાગ્યા driver એ જણાવ્યુકે રાત્રે~રાત્રે ચાંદનીના આખડકો બીજા બીજો ચન્દ્રજ લાગે છે. આ પહાડો તેના પાર પડતા પ્રકાશ~શઅ અનુરૂપ તેનો રંગ બદલી ઝળહળે છે. ઉત્સુકતા વધતી જતી હતી લદાખ મારા માટે હાજિ કેટલીક સુંદરતા ભરીને બેઠી હશે. રસ્તામાં આ આછી પાતળી હરિયાળી વચ્ચે થી નીકળી નાની~નાની નદીઓ અને રમકડાં જેવા દેખાતા મઢ એક નાનકડો મઢ તો રસ્તામાંજ આવ્યો અને અંદર થીજ જવા ઉતરી પડ્યા એક મોટા રૂમમાં અવેલોઓ મઢ કેટલીક આધા આ ધરવતો હતો તે કહેવું મુશકેલ છે. તેની બરો બર પાછળ લગભગ પચાસ ફૂટ ઉચ્ચા એક પથ્થર માં બૌદ્ધ પ્રતિમા કરાયે કચડાયે કોતરાયેલી હતી ઝડપથી આગળ વધ્યા પહાડો પોતે કુદરતસા સામે કાપતો ઝીલતા કોતરાય ગયા હતા પાતરા પાતરા પણ~ણઅ ખુબસુરત ચાટાનો અને પુલો આ ઓગ ઓળનગતા અગળવધ્ય અને દેખાયે મન મોહકાલ સંસાર એક તરફથી વહેતી સફેદ સિંધુ નદીના ધેરાની નીદર વાણી સંસ્કારનો ધરનું સમય લઈને ગયા જોઈએ હોઈએ તો ત્યાં reaver રગટિન્ગ વ્યવસ્થા છે. આગળ સંસ્કાર પાસેબેસી અમારો લેન ચૂંટિયે પર ખોલી picnic બનાવી. આગળ વધ્યા ખુબ પહેરી ધન્ય થઇ ગયું તરત કાળ કર્મ magnetic ફોલ્ડ નબળા પડતા હોય છે. એટલે મને એવો કોઈ ખાસ અભાવ ન થયો. સામેના રોડપર હિલ નીસામેનાં રોડ ઉપર car nutral મૂકી તો તે હિલ પાર હિલ તરફ ખેંચાતી હોય તેમ સાચી પડી તેચમત્કાર થોડો કુદરતનેમાણો પથ્થાર સાહેબ રસ્તામાં આવેલું ગુરુદવાર જેવી માન્યતાછેકે ગુરુનાનક લેનમાં આવેલ અને કાવો સુધી કરડી જોતા તેમણે ત્યાં પહેલું વૃક્ષ ઉગાડયું. ત્યાં એક વાર અફસફર રહેતો હતો તેનાથી ગુરુ નાનક ને લોક સહન ન્થી અને તેણે માવા માંઢી શીલા ફેંકી તે મિતિ શેલા ગુરુ જીયે જયાબેઠા હતા ત્યાં

military ના જવાનો આ ગુરુદ્વાર ની અંદર દેખરેખ રાખે છે. વ્યવસ્થા ખુબ જ સરસ છે. લેહ-લદ્દાખ ને નીછે સહારે શરુ થતા થતા પેહલા military ના વિવિધ મેદાનો દેખાવા લાગે કહેતું ત્રણદેખાય અને સેનાની ની ખટક ચેહલપહલ સુંદર બહુજ ખીલા ના દરવાજા ખલશો સાથે લહદમ અને આપણું સ્વાગત કરે છે. નાનકડા આ તારી લોકો જેવી

આપવામાં આવી આજની સાંજે ફક્ત અમારા તમા~અમારા તમારા કરીને વાતાવરણ ને ગોઠવવા દેવું પડશે કારણ કે અહીં હવા એકદમ પાતળી છે અને વાતાવરણ માં oxygen નું પ્રમાણ ઓછું

પણ થોડી વર્મા જ સફર જેવું લાગવા લાગ્યું એટલા પાછા વળ્યાં ઠંડી પડે કહે મારુ કામ ચાર degree તાપમાન માં અમારી હાલત ખરાબ રહી હાલત ખરાબ હતી.

ત્યારે નવું જાણવા મળ્યું કે લેહ પોતાની વીજળી જાતે બનાવે છે એટલે અહીં અમ ક્યારેક power cut હોય છે. પ્રથમ એકસો ને સાત જે મર્મ કીધેલા છે તેમા હ્રદય શિર ને પ્રજાનગ નું પ્રદરમર્મ છે કારણકે તેઓ પ્રાણ ના વાતાવરી દોષો જેવા પીડા ઉત્પન્ન કરી ને પ્રાણ ને પણ પીડિત કરે છે તેમાં ઉત્પન થતાં મહારોગો થી બચવા માટે તે યોગ ની તેનું રક્ષ વિધાન સાંભળો ઉદ્વર્તની પેહલા ઉદાવલ તો ઉદાવળ ના નિદાન તો કટુરસ વૃક્ષો ભોજન વેગો નો ઉધારણ ઉપવાસ અધિક મેધઉન વગેરે ના સેવન થી જો આપનવાયુ કપાસી માં પ્રવેશ પામે તોતે વધુ માં વિસ્તૃત કોષો નો અવરોધ કરી ને માલવપનમય અને મૂત્ર નો સંઘ કરે છે ok છે જેથી ક્રમસઃ ભયંકર ઉદાવત રોગો ઉત્પન્ન થાય છે એ બાબત ના લક્ષણો શું છે બસ્તી હ્રદય્ ઉદર માં વારંવાર વેદના થવી પરૂસથી માં ભયંકર વેદના થવી આત્મા કઈ કરતી કામ તો પીડા અવિપાદ થવું મળમાં પ્રવૃત્તિ ના થવી ઉદરમાં ગાંઠ થવી ઉદરમા રોકવાથી ઉધોગતિ થવી શુસ્ક મળ નીકળવો મુસકેલી થી લાંબા સમયમાં કસ્ટ પ્રવૃતિ થવી મળ પાતળો અને ફર થાવો એ ઉદવતના લક્ષણો છે જવર મૂત્રકુક્ષ પવાઈ કા હ્રદયરોગ દરહની સરદી અંધાપો બધિરસે માસંતાપ વતોદર અસ્ઠીલા માસિકરોગ તૃસ્ણા રક્તપિત અરુચિ ગુલ્મ કસ વ્યાસ પ્રતિ છે અદર અ અ અરદી પાશ્વમાં વેદના વાયુજન્ય અન્ય ભયંકર રોગો થી ઉદાવર થાય છે ઉદવારનું ચીકીત્સા સૂત્ર શિતજવર નાસક આગરૂવાદી તેલથી અ ભેગું કરીને વતન સંવેદન કરવાથી ઉદાવરના રોગીના દોષ દર વિભૂત થઈને થાય દોષના માટે વર્તી નિરુબરતી સ્નેહનો પ્રયોગ વિરેચન પાનવાયો ના રાહરદાવ્યો થી તેની ચીકીત્સા કરવી જોઈએ ઉદાવારમાં વર્તીયોગો શ્યામાદિવર્તી કાળોનસોતર પીપર દંતિમૂડ બધાયને એક સમાન લઈ અને બધાનું ચૂર્ણ કરી અને ગૌમૂત્રમાં પીસીને ગોળ મિશ્ર કરીને હાથના અંગૂઠા સમાન વર્તી બનાવી અને તેને પીવડવામાં આવે છે ઉદર ઉદાવારમાં નિરુબસ્તી નો પ્રયોગ છે ઉપર એકવર્તીને પ્રદુમાન ચૂર્ણ થી પરિણામ ના મળે તો વેઠે રોગ રોગીના શરીરમાં સ્નેહ અભિયાંગ વેદન કરીને વવન વિવેચન કરીને ઔષધિયોથી ગૌમૂત્ર તેલ ક્ષાર અમ્લ કાંજી વતના સગ્રવ્યથી તીક્ષ્ણ બસ્તીનો ઉપયોગ કરવો જોઈએ વાયુ ની અધિકતમાં અમ્લ અને લવણ્ય યુક્ત તેલની બસ્તી આપી છે પિત્ત ની અધિકતા માં દૂધની બસ્તી આપી છે કફની અધિકતામાં ગૌમૂત્રની બસ્તી આપી છે એ બસ્તી મૂત્ર વર્ણ અવરોધને શીગ્ર દૂર કરે છે ઉદયની સિરાઓમાં ઉત્તમ ગુણયુક્ત બનાવે છે અને કાર્યયુક્ત કરે છે ઉદાવરના અનુપાન ઉદાવરમાં રોગી અને નસોતર થોરના પાન તલ શાક ગ્રામ્ય ઉડુક પસુંપક્ષી ના માંસ વાયુ મૂત્ર મળની પ્રવૃત્તિ કરાવે તેવા અન્નનું સૌથી બનાવેલા ભોજ્ય પદાર્થો ખાવા જોઈએ અને અનુપણત્રિ કે પ્રસના ગુડ નું પાન કરવું જોઈએ ઉદવારમાં વી વિરેચન અને અનુવાસન નિરોહન અને અન્ય પાનના પ્રયોગો પછી જો ઉદાવર અનુબદ્ધ રહેતો જ હોય તો ગૌમૂત્ર પસનના દહીનું પાણી કાંજી સાથે લેવું જોઈએ આપવું જોઈએ વિરેચનથી થવા છતાં જો રૂક્ષતાથી અપણવાયે મળનો અવરોધ થાય તો અનુવાસની બસ્તી આપવી જોઈએ ચિરૂતરને ચિતરખ ને હિંગને વાવળિનું ચૂર્ણને સાથે લેવાથી વિદુચીખા હ્રદયરોગ ઉલ્મ ને ઉલભાવાંસ નો નાસ થાય છે વચઆદિ ચૂર્ણ હિંગવાદી ચૂર્ણ ચિરાદીચૂથ લવણ્ય ને લેવાથી પણ ઉદાવતનો નાસ થાય છે હવે આના આનખવ એટલે હ્રદય તવ નું જકડાવું તિરોરોગ ગોરોતાવ દરો અ ઉદાર નો અવરોધ ઈનસથી આંધને જાઈને તેના વોમન લંગન અને પાચન ધ્વારા ઉદ્દાવારના સમાનને થાય છે પરંતુ લક્ષણ અને ચીકીત્સા ભિન્ન ભિન્ન હોવાથી અહી અનાહનો હ્રદય સ્તંભથી લક્ષણ અને વામાનદીથી ચીકીત્સા બતાવેલ છે અહી આમજન્ય અનાહનો વર્ણન કરે છે સુ સુ કે આમજ અને પુરીસદ જેમ બે પ્રકાર થી થાય છે જેમાં પુરીસદ આનાહ માં કસ્ટ ના વેદના પુરુસ્ત કટીમાં સ્તંભ મળમૂત્ર નો અવરોધ સૂળ મૂર્છા વિસટાનની ઊલટી શ્વાસ અને અલ્પ સ્વપ્ન જેવા લક્ષણો બતાવેલા છે એરન્તોલનો ઉપયોગ કરવાનો તો ગોલિનમાં ઉદ્ર ભ્રુગ્ણ ઉદાવર યોનિરોગ શુક્રરોગ મેદ કફ સંસર્જક ગંભીર વાતરક્ત વિરેચન યોગ્ય યોગી કુદરતી પક્ષવદ વગેરે વાતરક્ત મેદ કફ પિત્ત અને રક્ત થી વાયુનો માર્ગ તો ક્યાક એવુ ત્યારે દોષના અનુબદ્ધ અનુસાર દૂધ માત્ર કેટલકવાર મગનો use ગૌમૂત્ર મદિરા એમાંની કોઈ એક સાથે એરંચરી નો ઉપયોગ ખૂબ જ ઉત્તમ એરચરી ના ગુણકર્મ એ સ્વભાવથી ગાંતરોગ નાસક છે અને વાતનાસક થી દ્રવ્ય ના સંયુક્ત થી અને વેચગુણયુક્ત હોવાથી મેદ રક્તપિત્ત અને કફની સીત વતરોગની સિતનાટ રોગીના બળ અને ગૂસ્ટ અને રોગ અનુસાર એરન્ટી ની માત્રામાં પાંચ કોલ અત્યારે જોવા જઈએ તો પાંચ તોલા જેટલું હોય સકે પરંતુ મૃદુ કોષ્ટને દુર્બળ રોગીને ભોજનની સાથે એરન્ટી નો પ્ર પ્રયોગ કરવો જોઈએ નૂત્રકુચ અતિવ્યાયામ સિક્ષ્નઔસધ ઋક્ષમધ્યાપાન વેગમાં ઘોડા વગેરે વાહનોની પીઠ પર નિરંતર સવાર અનુપમાસ અને માછલીનું સેવન અઢીનાંમાં ભોજન કરવાથી મનુસ્ય અન્ય આઠ પ્રકારના મૂત્રકૂસ બતાવેલા છે અહી મૂત્રકુશથી મૂત્ર ને કોસ્ટ પૂર્વક પ્રવૃતિ અટકી અટકી ને ટીપે ટીપે આવે બંનેનું વૃહળ થાય છે જેથી મુત્રકુશ મૂત્ર સાથે બંનેનો સમાવેશ થાય છે મુત્રકુશની સમપ્રાપ્તિ સ્વહેતુથી સેવન થઈને પરકુંભીત થયેલા પ્રવાતા થી સજધજ એકસાથે કોથળી માં પ્રાપ્ત થઈને જ્યારે મૂત્રમળમા ત્યારે ત્યાગ કરે છે વાતજ મૂતકુશમાં ઔક્ષણમ બસંજી બસ્તી અને સિઘ્નમમાં તીવ્ર વેદના થઈ છે વારંવાર અતિ થોડું થોડું મૂત્ર આવે છે પિતજ મૂત્ર કોષમાં પીળો રક્ત સીત વેદનાસહિત કોછરાપૂર્વક વારંવાર મૂત્રનો ત્યાગ થાય છે કફજ મૂત્રકોશમાં બસ ભારે પણ તો જ ઉતપન્ન થાય છે મૂત્ર પિત્તથી લાવે છે માં ત્રણે દોસો ના મિશ્ર લક્ષણો થાય છે અને ભયંકર કસ્ટદાયક હોય છે અસમારીની સમપ્રાપ્તિ સાથે મૂત્ર અને બીજ સાથે મૂત્ર ને અધહૂકોક સાથે મૂત્ર ને વાયુ થી એ સૂકવી નાખે છે ત્યારે ગાયના પિત્ત માંથી જેમ ગુરોચન થાય છે એમ ક્રમે ક્રમે અક્ષમયી ઉતત્પન્ન થાય છે અક્ષમયીના ત્રણે દોષોના સબંધ રહેલો છે જેમકે અક્ષમયિ પિત્તથી પાકે છે અને ગઉથી બંધાય છે અને વાયુથી સુકાય છે જેથી ધારોકે એક પ્રકારની અક્ષમયી એ નિર્દેશ કર્યો છે સુ સુ કે દોષણ એ સુક્ર અક્ષમયિ એમ ચાર પ્રકારના ભેદના લક્ષણો અને ચીકીત્સા વર્ણવેલ છે અક્ષમયીના સ્વરૂપ અને વેદના એ અક્ષમરિયો માંથી કોઈ કદમ ફૂલ ના સમાન ગોળ હોય તો કોઈ પથ્થર ના સમાન કઠિન એસી અને ત્રિકોણ હોય અથવા મ્રૂદ હોય જ્યારે એ અક્ષમરી મૂત્ર માર્ગમાં આવિને મૂત્રને રોકે છે ત્યારે મૂત્રાસય માં અત્યંત વેદના થાય છે રોગી નો મૂત્રાસયમાં કુલ full થઈ ચૂકેલી ધારાને તેમ મૂત્ર કરે છે

અને અ તેને અ રસક મૂત્રકૂજ છોતો થી મોતો નિરસક કૂલકાત થી આગાતથી પછી મૈથુનથી એ બધાથી રસક મૂત્રકુજ થાય છે અને જે નીચેકે ક્ષત્રિયદોસો થી નિપાતજમાં મૂત્રયકુંજના વાયુના સ્થાનનો વિચાર કરીને ચીકીત્સા કરવી જોઈએ પરંતુ ત્રણે દોષોમાં કફની અધિકતાથી વઉમણ પિત્તની અધિકતા થી વિરેજન વાયુ ને થતી બસ્તી અપીછે વ્યાયામ તીક્ષ્ણ આહાર અતિ મદ્રમાં વિવેચન બઢતી ચિંતા ભય ત્રાસ અને યોગ્ય અયોગ્ય ચીકીત્સા છોડદી દોસ વેગ ધારણો શરીરને ક્રૂસ્ટ કરનાર આહાર વ્યવનું સેવન હ્રદય શરીર પર કારણો જે વિવાનતા મોક્ષા જ્વર કારસી કસ્વાદ મુખની વિરુકસૂતા વીશામોહ ચરબી કફ નો ઉપલેટો વેદના રુચિ તથા અનેક પ્રકારના લક્ષણો હ્રદયરોગમાં થાય છે દોષ વેદ અનુસાર લક્ષણો વાર્તજ હ્રદય રોગના લક્ષણો હ્રદયમાં સૂન્યતા ધડકન ષોષ વેદના હ્રદયસ્તંભ અને મોહ એ વાર્તજ હ્રદય રોગના લક્ષણો પિતજ ના લક્ષણો તો પિતજમા ધરાવા સંતાપ દાહ મોહ ત્તાપની વૃદ્ધિ થવી જવર શરીરનો પિત્તવર્ણ થવું એ પિતસવદી રોગના લક્ષણો છે અ હ્રદયરોગી ના લક્ષણો હ્રદયની સુંદધતા

કાંજી કાચો લવણ નો સિદ્ધ સૂકો તેલનું પાન કરાવવું જોઈએ ગૌમૂત્ર મેળવીને તેલનું પાન કરાવા થી આનાહ આબે હ્રદયરોગ નો નસ થાય છે કુનણ વાણી કા તો ઈ દેવદાણ પંચમૂલ્ય રાસના છોડ બિલ્લી કરથી બોરના કાંઠેથી તેલના પાનનો પ્રયોગ કરવાથી વાતજય રોગ નો નાસ થાય છે હરડે સૂંઠ આમળા લવળ હિંગના સિદ્ધબુજ નું પાન કરાવાથી વાતજ રોગમાં હ્રદયરોગ અને શ્રેસ્ટ છે કુસત્કર્મ નો કલ્પ પણ શ્રેસ્ટ છે કુસત્કર્મનો કવાત પણ શ્રેસ્ટ છે અત્યાદી કોઇક હરડે કપૂર કાચલી કૂતકર્મનો પીપર પીપરી મુળ વેચીત્ર સુંઠ અને બિજોરના મૂળ કલ્પનો વૃત અને તેલથી ભુંજી ને ગોળ પ્રસિનના મદર્ણ લવણ કૂસ્ઠ ઉદર અને યોનીકુન માં પાવો જોઈએ ઈતજ હ્રદય રોગની ચીકીત્સા હ્રદય પિત્તથી દુખીજતાં સિતલ પ્રદય વિરેચનો કરવા જોઈએ રોગી જ્યારે વિરેચન થી સુદ્ધ થાય ત્યારે દ્રાક્ષ સાકર મગ અને યુક્ત પિતજ નાસક છેને અ અન્નપાનનું સેવેન કરાવવું જોઈએ અન્ય ગ્રહણ્ય્ જેમ કે જેઠિમધ કંડોનો કલ્પ સાકરના સરબતો પીવા જોઈએ રાકશદરી દ્રુત પાસુરાગ્નિ દ્રુત અને એ અન્ય લઘુપંચમી યોગો લેવા જોઈએ

દોસએરયા ના લક્ષણ ના લક્ષણ માસિકમાં વેદના તો છિક નાકથી જળનો સ્ત્રાવ સ્વરપેટ સિરસુલ ઉતત્પન્ન થાય છે પિતજપ્રાદેસીયા ના લક્ષણ નાક ના ટેરવાં